બિલ્ડીંગ ના ઉપર આપણને ક્લિનિક લખેલું એવું વંચાઈ રહ્યું છે અને જમણી સાઈડ એક ઝાડ પણ દેખાઈ રહ્યું છે.

ના ઉપર લખેલું બી છે એનું નામ અને બહાર વાહનો પણ દેખાય રહ્યા છે અને ઘણા બધા માણસો બહાર ઉભી રહ્યા છે.

ત્રણ બોર્ડ બી મારેલા છે એના પર કાંઈ સૂચના લખેલી છે અને આપણને કાચની બારી પણ દેખાય રહી છે.

એના બાર સિક્યુરિટી ગાર્ડ ઊભી રેલા છે અને બીજા વ્યક્તિઓ ઉભી રેલા છે અને લેડીઝો બી ઊભી રેલી છે બહાર.

એની જમણી બાજુ આપણને એક બોટ જેવું ડેખાતું છે અને નડી પન ડેખાતી છે.

બે વ્યક્તિ બેસેલા છે અને એક વ્યક્તિ સૂતો છે એવું લાગે છે કે કામ કરતા કરતા થાકી ગયા એટલે બેસેલા છે.

થોડા ઘણા લોકો પણ આપણને દેખાઈ રહ્યા છે એમાં અને ગોલ પોસ્ટ બી દેખાઈ રહ્યા છે.

ઉપરની સાઈડ આપણને એક ટાંકી જેવી જોવા મળે છે અને ઉપ જમણી બાજુ એક રેલિંગ પન આપણને દેખાઈ રહી છે.

જણા અંદરથી આપણને ચાલતા જોવા મળે છે બેગ છે એ લો પર.